લેટેક દ્વારા સાદું ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
હું આ પ્રક્રિયા મેકોસ્ક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર સમજાવીશ
બીજી અન્ય ઓપરેટીંગ સિસ્ટમો જેવી કે લિનક્સ અને વિન્ડોવ્સ ઉપર પણ આ જ પદ્ધતિઓ લાગુ પડે છે
પહેલી વસ્તુ તમારે જે કરવાની રેહશે તે છે એડિટર ના ઉપયોગથી એક સ્ત્રોતસોર્સ ફાઈલ બનાવવી
મારું પસંદી એડિટર છે એમેક્સમારી પાસે helloટેક્સ નામની ફાઈલ છેફાઈલનું એક્સ્ટેન્શન ટેક્સ છેતેની જોડણી t e એક્સ હોવા છતાં તેનું ટેક દ્વારા ઉચ્ચારણ થાય છેઆ એક્સ્ટેન્શન લેટેકમાં મૂળભૂત રીતે હોય છે
આપણને કયા ડોક્યુમેન્ટ ક્લાસમાં રૂચી છે પહેલા લેટેકને જણાવવું આવશ્યક છે
હું આર્ટીકલ ક્લાસનો ઉપયોગ કરીશ
તેનો સંગ્રહ કરીએ
બીજા ઘણા અન્ય ક્લાસો પણ છે
આપણે તેમાંના થોડાનો અન્ય ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ કરીશું
હું અક્ષર પરિમાણ અંક ૧૨ લઉં છું
બે નાના પરિમાણ જે ૧૧pt અને ૧૦pt છેતે પણ લેટેક્માં ઘણા પ્રખ્યાત છે
ચાલો હું ડોક્યુમેન્ટ ચાલુ કરું
ચાલો હું પંક્તિ હેલ્લો વર્લ્ડ
હું આ ડોક્યુમેન્ટ સમાપ્ત કરું છું
તેનો સંગ્રહ કરું
જે પણ શરૂઆત ડોક્યુમેન્ટ આદેશ અને અંત ડોક્યુમેન્ટ આદેશની વચ્ચે લખાય છે તે અંતિમ આઉટપુટમાં આવશે
આને સ્ત્રોત ફાઈલ કહેવાય છેમેં તેને helloટેક્સ નામ આપ્યું છે
ચાલો તેનું પીડીફ્લેટેક્સ આદેશથી સંકલન કરીએ
આપણે અહીં આવીએ અને આદેશ પીડીએફ લેટેક્સ helloટેક્સ આપીએ
આપણે એક્સ્ટેન્શન વગરના આદેશ પીડીએફ લેટેક્સ helloનો પણ સંકલન માટે ઉપયોગ કરી શકીએ
આ ઘટનામાં તે ડીફોલ્ટ રીતે એક્સ્ટેન્શન ટેક્સ નો ઉપયોગ કરશે
આદેશ પીડીએફ latexનો ઉપયોગ લેટેક સ્ત્રોત ફાઈલમાંથી પીડીએફ ફાઈલ બનાવવા થાય છે
આ આદેશ અમલમાં મુકતાલેટેક માહિતી પ્રદ આઉટપુટ પણ આપે છેઆ સંદેશાઓ ફાઈલ hellologમાં સંગ્રહિત થાય છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ
નોંધ લો કે હેલ્લો શબ્દ આપણા દ્વારા અત્યાર સુધી બનાવેલ દરેક ફાઈલમાં છે
ચાલો હવે ફાઈલ helloપીડીએફ ખોલીએ
મારી મેક સિસ્ટમ ઉપરહું તે આદેશ સ્કિમ helloપીડીએફ આપી ખોલીશ
સ્કીમ એ મેક ઓએસએક્સ ઉપર એક મફત પીડીએફ રીડર છે
આ આદેશ આપતાતે ફાઈલ helloપીડીએફ ખોલે છે
આપણી અપેક્ષા મુજબ તેમાં માત્ર એક જ લીટી છેચાલો હું તેને ઝૂમ કરું
સ્કીમ ખુલેલી પીડીએફ ફાઈલની નવિનતમ આવૃત્તિ પ્રદર્શિત છે
ઉદાહરણ તરીકેજો હું તેમાં થોડો ફેરફાર કરુંચાલો અહીં બીજું હેલ્લો વર્લ્ડ ઉમેરું
ચાલો હું પહેલા તેનો સંગ્રહ કરું અને પછી સંકલન કરું
આના માટે માફ કરજોતે અપડેટ થઇ ગયું છે
હું આને રદ કરુંસંગ્રહ કરુંસંકલન કરુંહવે પહેલાની જેમ એક જ હેલ્લો વર્લ્ડ દેખાય છે
નોંધ રાખો કે મેં હંમેશા ફાઈલ સંગ્રહિત કરી અને સંકલિત કરી છે
તમે પહેલા તેનો સંગ્રહ કરો પછી સંકલન કરોજો તમે સંગ્રહ નહીં કરો તો સંકલિત ફાઈલમાં કોઈ પણ ફેરફાર તમે નહીં જોઈ શકો
મેં આ મૌખિક ટ્યુ્ટોરીઅલ બનાવવા માટે આ ત્રણ બારીઓને સંગઠિત કરી છે
તમારે ડોકયુમેન્ટો બનાવવા આને આ બનાવટમાં ગોઠવવાની જરૂર નથીવળીતમે તમારી પસંદગીનું બીજું અન્ય એડિટર અને પીડીએફ રીડર પણ વાપરી શકો
લેટેકનો ઉપયોગ કરવાઆ તબક્કાઓનો અમલ કરાય છેસ્ત્રોતનું નિર્માણસંકલન અને પીડીએફ ફાઈલને જોવું
હું તમને પ્રોત્સાહિત કરું છું કે સ્ત્રોત ફાઈલમાં પરિવર્તન કરીઆ તબક્કાઓનું અમલીકરણ કરો
તમે શરૂઆતના ડોક્યુમેન્ટ આદેશ અને અંતના ડોક્યુમેન્ટ આદેશની વચ્ચે થોડી પંક્તિઓ જોડવા માંગતા હોવ તો જોડી શકો છો
તમે helloલોગ ફાઈલમાં પણ જોવા ઈચ્છતા હશો તો જુઓ
ચાલો હવે હું પ્રેઝન્ટેશન વડે આ ટ્યુ્ટોરીઅલ બતાઉં
આને હું રદ કરું
હું લેટેકના ફાયદાઓ બતાઉં
લેટેક એક ઉત્તમ ટાઈપસેટિંગ સોફ્ટવેર છે
લેટેક દ્વારા બનાવેલ ડોકયુમેન્ટોની ગુણવત્તા અજોડઅન્મેચ્ડ છે
લેટેક મુલ્ય વગરનું અને ઓપન સોર્સ સોફ્ટવેર છે
તે વિન્ડોવ્સ અને યુનિક્સની બધી ઓપરેટીંગ સિસ્ટમો માટે ઉપલબ્ધ છેતેમાં મેક અને લિનક્સનો પણ સમાવેશ થાય છે
લેટેક ઉત્કૃષ્ટ ગુણો ધરાવે છેજેવાકે સમીકરણોપ્રકરણોવિભાગોઆકૃતિઓકોષ્ટકો વગેરેને આપો આપ ક્રમાંક આપવા
ગાણિતિક સમીકરણો ધરાવતા ડોકયુમેન્ટો પણ લેટેકમાં સરળતાથી બનાવી શકાય છે
બદલાતી રચના શૈલી સાથેગ્રંથસૂચિ પ્રવેશો પણ સરળતાથી બનાવી શકાય છે
લેટેક રચના શૈલીનું ધ્યાન રાખે છેજેથી લેખક ઘણી મહત્વની પ્રવૃત્તિઓ ઉપર એકાગ્ર થઇ શકે છેજેવીકે માહિતીઓનું નિર્માણ અને વિચારોનું તર્કસંગત અનુક્રમ કરવું
લેટેકના બીજા ઘણા ટ્યુ્ટોરીઅલો જેના માટે લિંક moudgalyaઓર્ગ નિહાળોતેઓ આ મુજબ છે160 સંકલન શું છેપત્ર લેખનએહવાલ લેખનગાણિતિક ટાઇપસેટીંગસમીકરણોકોષ્ટકો અને આકૃતિઓગ્રંથસૂચી કેવી રીતે બનાવવીઅને ગ્રંથસુચીમાં અંદર શું છે તે જાણવું
સરળતાથી શીખવા માટે ટ્યુ્ટોરીઅલોનો આ અનુક્રમ અનુસરવો આગ્રહણીય છે
આ ટ્યુ્ટોરીઅલો બનાવવા ઉપયોગ થયેલી સ્ત્રોત ફાઈલો પણ આ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે
અમે વિન્ડોવ્સ ઓએસ ઉપર લેટેક સંસ્થાપિત કરવાનું શીખવાડતું ટ્યુ્ટોરીઅલ પણ ઉમેરવા માંગીએ છીએ
નજીકના ભવિષ્યમાં બીજું અન્ય ટ્યુ્ટોરીઅલ પણ હશેઉદાહરણ તરીકેસ્લાઈડ પ્રેઝન્ટેશન માટે બીમરનો ઉપયોગ કરવો
આ પ્રેઝન્ટેશન બીમર દ્વારા લેટેક ઉપર બનાવ્યું છે
કેટલીક ટીપ્પણીઓ જોઈએજેટલા બને તેટલા મૌખિક ટ્યુ્ટોરીઅલો જુઓ
સાથે સાથે તેનો અભ્યાસ પણ કરો
કોઈ સંક્રિયાત્મકવર્કિંગ લેટેક ફાઈલથી શરુ કરો
તેમાં પરિવર્તન કરોસંગ્રહ કરોસંકલન કરોઅને તમે જે કર્યું તે બરાબર થયું તેની ખાતરી કર્યાં પછી જ બીજા અન્ય પરિવર્તનો કરો
સંકલન કર્યાં પહેલા તમારી સ્ત્રોત ફાઈલને સંગ્રહિત કરવાનું યાદ રાખો
લેટેકની ઘણી પુસ્તકો ઉપલબ્ધ છેઅમે બે પુસ્તકો માટે સલાહ આપીએ છીએ
પહેલી પુસ્તક છે લેટેકના અસલ સર્જનકરનારલેઝલી લેમ્પર્ટ દ્વારા લખેલ
આ પુસ્તક ઓછા કિંમતની ભારતીય આવૃત્તિમાં પણ ઉપલબ્ધ છે
ઉન્નતી પામેલા ઉપયોગકર્તાઓ પુસ્તક લેટેક કમ્પેનિયનનો ઉપયોગ કરી શકે છે
પ્રથમ પુસ્તક અને વેબ શોધ બધા હેતુઓ માટે પર્યાપ્ત છેતે ઉપરાંતલેટેકને સંબંધિત જાણકારી માટે મુખ્ય સાઈટ છે ctanઓર્ગ
આ યોજના માટેનું નાણાં ભંડોળ આઇસીટી દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય સાક્ષરતા મિશન તરફથી આવે છેજે MHRDભારતીય સરકાર દ્વારા શરુ થયેલ છે
આ મિશન માટેની યુઆરએલ sakshatacઇન છેમૌખિક ટ્યુ્ટોરીઅલ પ્રવૃત્તિ મિશનના ટોક ટુ અ ટીચર યોજનાથી આરંભ થયેલ છેજે cdeepઆઇઆઇટી Bombay160 cdeepiitbacઇન દ્વારા સંકલિત છે
મૌખિક ટ્યુ્ટોરીઅલનો ઉપયોગ સોફ્ટવેરના વિકાસને લોકપ્રિય બનાવવા થશે અને આ કાર્ય fosseઇન દ્વારા સંકલિત થશે
FOSSEEનું પૂરું નામ છે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર
આ યોજના પણ રાષ્ટ્રીય શિક્ષણ મિશનને આધારિત છે
બીજા અન્ય ટ્યુ્ટોરીઅલો અને તેના અનુવાદનો જોવા આ લીન્કો નિહાળો